તેમાં Ryzen માં અને generation માં કંઈ ફરક? હા જુઓ એમાં કેવું છે કે Ryzen five છે. પછી જુઓ એ Ryzen વાળા જે virson છે ને એ બધા EMD કરીને કંપની છે. એના હોય અને આપણે જા જે તમે i five ને એ કહો છો. એ intel કંપનીના હોય છે. એમ જોવા જઈએ ને તો મોટાભાગના જે PC છે. એમાં હાલ આપણે આ intel core જે processor હોય ને એ use થાય છે. હા બસ એ જ તો હું મોટાભાગે prefer એ જ કરું છું. કે આપણે i five છે. ટૂંકમાં intel ના processor વાપરીએ તો વધારે સારું. કેમ કે india માં તમે માર્કેટ જોશો ને તો india માં intel ના processor વાળા લેપટોપ નું માર્કેટ છે હાલ.

એટલે EMD ના માર્કેટ છે એવું નહીં. પણ એમાં શું કે મોટાભાગે intel ના ચાલે છે તો બધા intel જ વાપરતા હોય એટલે વાંધો ના આવે. અને એવું બી છે બીજું તો કે intel processor સારા વધારે આવે છે એવું કહેવાય. તો તમે એ વાપરો તો વધારે સારું બીજું કંઈ નહીં. અને આપણે આ લા sorry લેનોવોમાં આપણને કયું processor મળશે? લેનોવોમાં આપણને intel નું processor મળે મસ્ત એકદમ i five વાળું છે. હાલ મારા ભાઈબંધે લીધું મેં કીધું ને એને intel processor હતું. એકદમ complete એટલે ચાલે વાંધો ના આવે.

બરાબર બરાબર. સારું સારું ચાલો thank you so much તમે આટલો time આપ્યો મને. અરે કેમ નહીં? આ તો હવે મારી ફરજ બની યાર. તમે મારા મિત્ર છો તો. સારું હવે બીજું કંઈ કામ હોય તો કેજો તારે.

સારુ મળીએ રમેશભાઈ પછી.

હા મજામાં તમે બંને મજામાં ને

આ અત્યારે કોઈ એવું છે જ નઈ જે તારક મહેતા ના જોતું હોય પણ હમણાંથી જે બદલાઈ ગયા છે બધા એ થોડુંક પણ પેલાના જે ભાગો હતા, એ બધા બોવ સારા હતા

જેમકે હું કહેવા માંગુ તમને પેલું યાદ હશે કે આપણે જેઠાલાલને બધા કચ્છ ગયા તા

તો એમાં તમને ખબર હશે કે જેઠાલાલ કચ્છમાં જતો આપણે પાકિસ્તાન જતો રયો તો એ ઊંટ ઉપરથી હા હા ભાગ તે ભાગ તમે જોયો હશે બોવ જોરદાર ભાગ હતો,

હમ બે દિવસ પહેલા જ એ TV પર આવ્યો હતો, મેં બેસીને આખો ભાગ જોયો તો કેમકે રજા હતી. તે મેં બેસીને આખો ભાગ જોયો તો એ દિવસે TV પર

એટલે એમાં પછી કંઈક એવું થાય આખો ભાગ ન જોયો, પાછળ કંઈક જેઠાલાલના દાદા હોય છે ને હમ એમની ઓળખાણ હોય છે તો છૂટી જાય છે કેમકે જે main પુલીસ હોય છે એને જેઠાલાલના દાદાના friend જ હોય છે એટલે ભાઈબંધ જ હોય છે એ બંને પહેલેથી હમ હા તો જેઠાલાલને custody માં લઇ જાય છે ને મારવા માટે ત્યારે જેઠાલાલ ગભરાતો હોય હમ એટલે ત્યાં વળી પછી પાકીટને એવું પહેલા કે શું વસ્તુ, હા ના જાસૂસ જોડેથી મળી તો check કરતા હોય, જે main હોય છે officer હોય ઈ check કરતા કરતા જ્યાં ત્યાં એટલે જેઠાલાલ તા purse માં purse માં એના દાદાજી નો photo રાખે જ છે તો જૂઈ ગયા પેલા officer હતા એ તો આ તો કે એલા એ જ છે કે મારો ભાઈબંધ છે અને જેઠાલાલના ગળે લાગ્યો અને જેઠાલાલ તો ખુશ થઇ ગયો કે આ બધું શું થઇ ગયું કે પાકિસ્તાનની અંદર પછી જેઠાલાલને ઈ લોકો એમ ઘરે મોકલી દે છે એમ બધું facility સાથે કે આ તો આપણા ઓળખીતા છે, આ જાસૂસ ના હોય કે એટલે જેઠાલાલને ઘરે મોકલી દે એ પેલા ખબર હોય? training કરવા ત્યારે ખબર હતી, sir આપણને સમજાવતા તા training માં એમ ચાલુમાં

અરે હા યાર એ તો મને આંખ લાગી ગઈ તી એટલે

હા AC ચાલુ હતી એટલે ઠંડો-ઠંડો પવન આવતો હતો એક તો એટલે મને કીધું એમ ઘેન ચડી ગયું તું, હું વળી પાછળ જઈને જોવ તો sir એનું કામ જ કરતા હતા મને લાગુ લાવો ને પાંચ મિનિટ ક્વ બેસી જઈએ ક્વ

હમ એટલે પછી એમ હુંય ગયો થોડી વાર એટલા ને એટલામાં મારા ભાઈ પાછળથી સાહેબને કહી દીધું, તો sir વળી મને બોલવા લાગ્યા તો કે હું જઈને મોઢું ધોયાવો

હા એ તો સાચી વાત છે અને sir ચલાવે એમાં મજા ભી નઈ આવતી ઊંઘ બોવ આવતી તી યાર કાલે એટલે બધા હા કાલે મનેય mood જ નહતું એટલે ઊંઘી ગયો તો ઓલું જેઠાલાલની અંદર એક ઓલું કોઈને ખબર છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા તા બધા

ઈ કિસ્સો ખબર હોય તો કોઈને કો મને ઈ કિસ્સો ખબર નથી, બરોબર હા એએએટલે એમાં કેવું હોય હતું કે કંઈક ટપુસેનાએ કંઈક સારું કર્યું તું, ભીડે એમને પાર્ટી આપવા માંગતો હતો તો પાર્ટીમાં એ suspense રાખીને બધા ગોકુલધામ સોસાયટીના હતા અમ એમને એ લઇ ગયો, પેલા કોઈને કીધું નઈ કે આપણે આ જગ્યાએ જઈએ છીએ એમાં જેઠાલાલના તમે expression જોજો જોવા હોય તો, જેઠાલાલ બોવ ખાર ખાય છે કે કે આમ શું હોય, ચિંતામાં જ પડી જાય જેઠાલાલ કે ક્યાં ક્યાં લઇ જાય છે ને કેવી રીતે લઇ જાય છે ને શું કરશે, શું નઈ કરે

એક બીજા બંને ખિજાવતા હોય છે એમાં જેઠાલાલને અય્યરને બોવ ખિજાવે એટલે બોવ મજા આવે હમ

માં જોયું અય્યર અને જેઠાલાલનું શું scene હોય છે ખબર અય્યર, અય્યરને પતંગ જતા નથી આવતી એમાં જેઠાલાલ , તો બબીતાજી હે ને તે પકડી રાખે એમની ફીરકી અય્યરને પતંગને કઈ છૂટી આપો

અય્યર ફોન કરે કે જેઠાલાલને કે હવે આપું?

એ બંનેનું જે comedy હોય છે ને એ જોવાલાયક હોય છે અને જેઠાલાલ અને બબીતાની lovestory, one side love હા જેઠાલાલ બિચારો બોવ પ્રેમ કરે હા એક તરફો લવ છે એમ ને એક સાઈડ નો

જે એમ એ છે ને એ ભી બોવ જોરદાર છે કે એ સવારે ઉઠીને direct બાલ્કનીમાં special બબીતાજીને જોવા આવે છે, હા બબીતાજીને good morning કે છે પછી બબીતાજી ગમે ત્યાંથી બૂમ પાડે તો જેઠાલાલ સાંભળી જાય છે

કે બબીતા બુલાવે, બબીતાજી આપકો બુલા રહી હે જેઠાલાલને દિવસ જ અધૂરો છે, બબીતાજીને ના જુવે ત્યાં હુધી કેવી ઝડપથી દોડે direct પેલા ઘરમાં ઘુસી જાય હામેવાળા વચ્ચે તો માની કેવું સાંભળવા મળ્યું ખબર છે તમને કે જેઠાલાલની real wife જ બબીતા છે. ના ના એવું નથી એ ખોટી વાત છે વચ્ચે મને વાત સાંભળવા મળી તી ના ના એ વાત ખોટી તમે જોયું આપણા, આપણા શું બાઘા અને એની wife જે બાવરી, હા બાવરી એને હેરાન કરતા હોય જેઠાલાલ અને બધા આમ

તેમાં પોપટલાલ કેવો બન્યો હોય, મૂછડ મૂછડ વાળો આમ પીળા પીળા કપડાં પેર્યા, અય્યર ને કેવું બોલે તામિલ આ યા જોરદાર બોલે છે એ તો હા એ કંઈક મરાઠીમાં ભીડે પણ સારું બોલે છે નઈ અત્યારે યાદ નથી મસ્ત એક સોનીએ કાઢ્યો છે એમને, એ નઈ રાહુલભાઈ એક ભાગ પણ પેલો જોયો હશે

દયાને બોવ આમ ખોટું feel થાય છે કે કંઈક આ લોકોનું ગલત હશે પણ હા કઈ હોતું નથી, હમ બેન બનાવેલી હોય છે એને

હમ આ એને કે છે હું કેરી સાથે ફરું છું પણ પછી ઈ hair style પણ બોવ મોંઘી કરાવી હોય હા એમાં જેઠાલાલ જો કેટલા પૈસા બતાવે નઈ ઈ રૂમમાં આ રૂપિયા બતાવીને જેઠાલાલ જી ઉઈ માં ગુજરાતીમાં બોલતા બતાવે છે ઈ રૂમમાં

જેઠાલાલ એકદમ સરસ માણસ છે બધાની help કરે છે ઈ કઈ ભી વાત

જેઠાલાલ ગુજરાતી પાક્કો માણસ છે એમાં જોરદાર એના ફાફડા જલેબી ખાવાની બોવ રવિવારના દિવસે તો એનું પાછું fix જ હોય છે, ફાફડા જલેબી ખાવાનું હા અને એમાં સૌથી વધારે પોપટલાલ યાર આ પોપટલાલની લગનની સગાઈમાં બોવ વાંધો થાય છે એમાં સૌથી વધારે મજા

હા એ લંડનથી જ આયો હોય છે hair style બોવ

આખો દિવસ જેઠાલાલ પેલું કપડું બાંધીને જ ફરતો હોય છે, પેલું સુપરમેન જેવું પછી છેલ્લે આયીને કપાવશે અહીંયા આપણે ગોકુલધામ સોસાયટી અબ્દુલની દુકાન હોય છે ત્યાં અગાડી કપાવે છે તમે જોયું અત્યારે જોયું, તારક મહેતામાં પોપટલાલના એકસાથે બે છોકરીઓ, બે બે છોકરીઓ જોવા આવે, અરે યાર એક નઈ મળતી તો બે-બે ક્યાં મળે હવે બે બે

પોપટલાલ, એમાં નામ ભી બદલી કાઢ્યું પોપટલાલે, પ્યારેલાલ કરી દીધું પોપટલાલથી પ્યારેલાલ એનો પણ બિચારાને એક મળી જાય તો સારું છે કેમકે starting થી બિચારાને એવું થાય છે કે સગાઇ આવે છે ને કઈ કે લે તૂટી જાય છે, આ તો record થઇ ગયો, અત્યાર સુધીનો એનું નામ લખી દેવું જોઈએ, એના પર એવોર્ડ આપવો જોઈએ સૌથી વધારે સગાઇ તોડવામાં પોપટલાલનો પેલો નંબર આવે અત્યારે પણ જેવું થાય એવું આગળ થયેલું જ છે એકસાથે એને બે છોકરીઓ જોવા આવી પણ એ બોવ જુના ભાગોમાં હતું. અત્યારે નવામાં લીધું છે, અત્યારે એ વિચાર જ કરતો હોય બે જણ ના મોઢા જોઈને કે કઈ સારી છે નથી મેં તમે જોતા હોવ તો પોપટલાલ મળવા જાય છે એમાં એવું decide થાય છે કે કોને પેલા, કોને હા પાડું કોને ના પાડું

એક જ time પર બંને એમને જોડે બોલવા આવે છે છોકરીઓ હોય છે ને એ, જોવા આવા હોય ને પોપટલાલ ભરાઈ જાય છે જોરદાર scene થાય છે હજુ મારે આગળ જોવાનું બાકી છે એમાં હમ અમે જોયું તું એ ભાગ તો સારું મજા આવે છે પણ અત્યારે હવે પેલા જેવી નઈ મજા આવતી, કેમકે અમુક જણા જેમકે તારક મહેતા છે, દયા ભાભી છે એ બધા જતા રયા એટલે મજા નઈ આવતી જે main પેલો સોઢી છે એ કેટલો ગુસ્સો કરતો તો સૌથી વધારે મજા નટુકાકા નઈ ને એટલે મજા નઈ આવતી, નટુકાકાની english એટલે બે યાર જોરદાર english એ શું બોલ્યા, નટુકાકા તો મરી ગયા ને હા મરી ગયા એટલે એમને cancer હતું એવું સાંભળવા મળ્યું હતું. હમ નટુકાકા નથી ને એટલે સૌથી વધારે serial માં મજા નથી આવતી, નટુકાકાની english એટલે યાર , કાકા-ભત્રીજાની જોડી હતી ને એ જોરદાર અત્યારે ઘણા બધા નવા character આવી ગયા છે તો જોવાની મજા નથી આવતી main તો આપણે તારક મહેતા જ બદલાઈ ગયો છે એટલે એ પછી દયા દયા ભી પણ જતી રહી, બદલાઈ ગયો હવે મજા નથી આવતી પછી અંજલિ પણ બદલાઈ ગઈ છે એટલે હવે એટલી મજા નથી આવતી એ તમે જોયું પેલો ડોક્ટર હાથી એ પેલા એમાં કાર નીચે પડી જાય છે? મને ખબર નથી, ના હા મેં જોયું એમાં શું હોય છે એ block નાખ્યો હોય ને પથ્થર નાખ્યો હોય એ એના શું કહેવાય સોસાઈટીના એમાં લીલ જામી ગયું હોય છે, તો એમાં સૌથી પેલા પોપટલાલ પડે. હા તો પોપટલાલને બચાવવા હાથી, હાથીભાઈ બચાવવા જાય છે, ઘોડીને આયા તો હાથીભાઈ ભી પડી ગયા મતલબ બધાને જોરથી અવાજ આવ્યો કે એવું લાગ્યું કે ભૂકંપ આયો છે, તો બધા બાર નીકળીને જોવા આયા કે શું થયું શું થયું શું થયું

હમ એ હાથીભાઈ પણ કંઈક મરી ગયા મરી ગયા નઈ એવું જ કંઈક હતું ને હમ

પણ original માં જ કંઈક એકબીજાના લગન કરેલા છે એને ને કોમલે કદાચ original માં original life માં પણ

હમ બરાબર અને તમે પેલો ભાગ પણ જોયો હશે કે હાથી starting માં નવો-નવો આવે છે રીક્ષામાં બેસીને

ખબર છે અટકાઈ જાય છે હા હા ઈ આખું રિક્ષાનું હુળ ને ભૂળ બધું કાઢવું પડે છે એને દોરડું બાંધીને ખેંચે છે તોય બાર નથી નીકળતો

એ direct કેવું ગાળ દઈને આયો direct રીક્ષા આગળ જેઠાલાલને બચાઈ લે છે ને મતલબ બધા

એ બંને જોરદાર હો , જેઠાલાલ કોઈ ભી મુસીબત હોય એટલે તારક મહેતા હા મહેતા સાહેબ ફાયર બ્રિગ્રેડ કઈને બોલાવે.

એ એ પણ જોઈને બોવ હસવું આવે છે અને એને નીકળવા માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે જેમકે પેલી દયા પાછળથી એને ડુબા મારે છે. ઈ જોવાનું કેવું મજા આવે હો મારી માએ કીધું છે કે પાછળથી જોરથી મુક્કો મારશું ને એટલે પછી નીકળી જશે કે

એમાં ખબર પેલું તમે જોયું છે પેલું અય્યરને દયા પેલી જોરથી મુક્કો મારે

હા સાચી વાત છે જોવાની બોવ મજા આવે scene છે કે જે જોઈને બોવ મજા આવે છે ચાર-ચાર પાંચ-પાંચ વાર repeat કરીને જોઈ એના તો ત્રણ હજાર એપિસોડ પુરા થઇ ગયા ત્રણ હજાર ઉપર થયા, ત્રણ ને ચાલીસ, ઘણા બધા first નંબરે આવતી તી કદાચ તારક મહેતા અત્યાર તો નહિ એટલું બધું નહીં પણ અત્યારે કોઈ નથી હમ હવે પેલા જેવી મજા નથી આવતી તારક મહેતા જોવાની, હાલ તો હું serial ઓ ઉપર આયો છું

સારું ચલો પછી વાત કરીએ હા હા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

પણ મજા ના આઈ. આખા પિક્ચર માં શાહરુખ ખાન બાપડો માર ખા ખા કરે. જોન અબ્રાહમ એ ઈને ધોઈ નોખ્યો. ના હોય તો શું યાર? મત જજે જોવા જવાનું વિચારતો હોય તોય મત જજે કારણ કે આખા પિક્ચરમાં બાપડો શાહરુખ ખાન માર ખા ખા કર